ખાલી principal sir સાથે જ અમે ઝઘડવાનું આવે બાકી અમારે ઝઘડવાનું નો આવે. અને અમારું group સારું છે, બધા આમ હોશિયાર જ છે, એટલે એમ વાંધો નથી આવે એમ. હવે principal ય સીધા ચાલવા મંડયા છે, પેલા શરૂઆતમાં બોવ ખિજાતાં અને એવું કરતા punishment આપતાં હવે અમે તેને punishment આપીએ છીએ, હા, તમે એને આપો એમ ને? પછી ક્યારેક ઊંધું પણ થઇ જાય હો. punishment આપતા. ક્યારેક ઉલટું પણ થઇ જાય, તમે એને punishment આપો તો પછી ક્યારેક એનોય વારો આવે ને.

તમારે કેમ ચાલે છે, college માં? બસ અમે તું બોલે છે, એમ જ છે બધું,

એ ત્યાં એકેય lecture ક્યાંય હરખા હોય એ બેસે નહીં. આમાં જો બોવ અવાજ કરે તો syllabus પતાઈ દે, એમ કે તમારે રીતના તમે કરી નાખજો, ચોપડું બંધ કરી દે, અમારે તો હવે નથી કરતા, પહેલા બોવ કરતા પણ અમે નકરી complaint કરીએ ને તો બે ત્રણ faculty તો resign પણ આપી દીધું, અમારા લીધે. બસ અમારે એમ જ બધા professor ને બધા એમ જ હેરાન કરે અમારે તો હવે છે ને આપણા વાળા થોડાક વરાછા side ના છે ને, faculty આવેલા છે, પેલા તો બિહારી ને એવા આવતા, અને english બોલતા, એમાં આપણને કઈ ખબર પડે નહીં, ગુજરાતી સિવાય આપણને હમ અમારેય તે બધા મોટી ઉંમરના જ આવે છે,

હા, દાદા જે નાની ઉંમરના હોય એનું કોઈ મને નહીં એવું બધું છે, હાલા રાખે આવી રીતે, આપણે એને ભણાવીએ છે કે એ આપણને ભણાવે છે એ કઈ ખબર નહીં પડતી, અમે તો એને ભણાવીએ ને એવું લાગે, ખાલી attendance હાટુ બેસે છે બધા પછી કોઈ કઈ ભણતું નથી, હમ કેટલા class છે?

અમારે BCA ના તો ત્રણ ચાર, હા ચાર class છે, division one, two, three, four આવે અમારે એક જ class છે, પણ બિહારી વધારે છે, બિહારના લોકો હમ બિહારી, તને તો મજા આવતી હશે ને એની સાથે બોલવાની, અમારે તો સુરતી અને સુરતી લોકો વધારે

અમારેય બે, અમારા class માં છે, બે ત્રણ હિન્દી વાળી, એની સાથે વાત કરે ને મજાક ઉડાડેને એવું બધું ચાલા રાખે, મજા આવે વાત કરવાની, અમને પણ બોવ મજા આવે. એ લોકો શું બોલતા હોય એ આપણને ખબર નો પડે અને આપણે એને બોલવી તો એને નો ખબર પડે. હમ અને આપણને તો બંને language આવડે એટલે ખબર પડે, હં આપણને બંને language આવડે

કારીગર સાથે work કરતા, તે બોલતા હોય એવું લાગે આપણને, ક્યારેક આમ બોવ મજા આવે college માં અને આમ કંટાળો આવે, એવું થાય. તમારે તે side પણ આમ ફરવાલાયક કંઈક સ્થળ તો હશે ને

bunk મારે ને એટલે બધા college માં કઈ એવું ઉભું નથી રેવા દેતા, અમારે બોવ strict college કરી નાખી છે, બહાર વઈ જવાનું, college ની આજુબાજુ ય નહીં રેવાનું, એટલે બધા ડુમસ ને mall ને એ side જાય, એ બધું નજીક પડે અમારે, અમારે એ side તો એવું કઈ નથી, એક મોટી નહેર છે, એમાં પડવી તો થાય એમ છે. નહેર જ છે એમ ને તમારે ગામડા જેવું છે ને ત્યાં તો હા, અમારે તો ત્યાં ગામડું જ છે, ગામડા જેવું નથી. ફરવા જેવું કઈ છે કે નથી? ફરવા જેવું ગામડું છે ને અમારે તો

હા, ગામડામાં ફરો તો થાય, એવું છે, કોઈ ખાસ વસ્તુ નથી ન્યાં, આમ college બોવ મોટી છે, road ય બોવ મોટા છે, પણ અંદર છે ને garden ય સારું છે, પણ એટલી બધી સંખ્યા નહીં, diploma માં બોવ સંખ્યા છે, diploma બધા લે ને ten પછી direct

હા, તે લોકો વધારે છે, એટલે તમારા faculty વધારે નથી, એમ ને?

અચ્છા, અને સંખ્યા કેટલી હોય છે, તમારે? અમારે તો સાઠ જણાની સંખ્યા છે, બાકી બીજા બધા class, second year વાળાના third year વાળાના degree વાળા જે student હોય ને, degree વાળા, તેના છે.

degree વાળા, , તમારે સંખ્યા કેટલી હોય, એક class માં કેટલી હોય? ત્રીસ ચાલીસ જેટલી હોય છે? ના, એક class માં તો અમને સાઠને બેસાડી દે છે.

મોટા class છે અને class તો બધા સારા છે, projector પણ છે ceiling માં થોડોક વાંધો છે, પણ તે તો ચાલે, ઉપર કોઈ જોવે નહીં.

એટલે faculty જ તે, થોડાક આમતેમ છે, અત્યારે તો જોકે બધા સારા થઇ ગયા છે, અમારા પ્રતાપના લીધે

હા, અમે સીધા કરી નાખા, સીધા તો કાઢી જ મૂકા છે, જે નહોતા ભણાવતાં એને, એવું છે હા. બધા તમે ભણવા વાળા જ છે કે બસ આમ તેમ,

હં તો જ મજા આવે ને, બધા ભણવા વાળા હોય તો મસ્તી કરવાની નો મજા આવે તો તો school જેવું વાતાવરણ પાછું થઇ જાય school છે, અમારેય એવું જ છે, અમ school જેવું જ હોય અમારે હવે બધું સુધરી ગયું છે ત્યાં, એટલે વાંધો નથી આવે એમ હવે હવે અમારે first year, first year ની exam આવશે હવે timetable હજી નથી આવેલું,

આવડતું તો કઈ પણ નથી, sir ના નામ પણ હવે જોકે ભુલાય ગયા છે.

હમ કેટલા, બે અઠવાડિયાથી college નથી ગયા અમે, તો ક્યાં જાવ છો, તમે? ઘરે જ રહીયે છીએ, ક્યારેક બહાર વઈ જઈએ, ઘરેથી કહીને કે college જાવ છું, એમ પણ ત્યાંથી તમે જાઓ ક્યાં? mall તો આ side આવું ને બધું તો હં mall ઈ side છે, અમારી ન્યાં કઈ પણ છે જ નઈ, એટલે અમે mall side જ જઈએ, college જાતા જ નથી, એ road એ જ નથી જાતા.

પણ college જ એવી છે, કંટાળો આવે હા, college એવી થઇ ગઈ, અત્યારે તો જોકે સારી છે, અત્યારે હવે જાવાનું start કરીશું પણ exam આવી ગઈ છે એટલે બાકી સારી જ છે, college અત્યારે હ હ અચ્છા એવું છે.

હા નમસ્કા આંતર સૂજ દ્વારા શિક્ષણ. આંતર સૂજ શિક્ષણ એક વ ધ્યાત્મક ક્રિયા સાથે સંકળાયેલ શિક્ષણ પ્રક્રિયા છે જેમાં પ્રાણી કે વ્યક્તિ ને તેની સમક્ષ આવી પડેલી સમસ્યા અંગે તેની અંદરથી જ અંદર થીજ આંતર સૂજ પ્રાપ્ત થતી જોવા મળે છે. આંતર સૂજ પર સહુ પ્રથમ અને સહુથી વધુ ખેડાણ નામના જર્મન મનોવૈજ્ઞાનિક કર્યું હતું. તેમાં પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન કેનેડીયન ટાપુ પર ચિંપાંજી ઉપર વિવિધ પ્રાયોગિક અભ્યાસ કરી આંતરસૂજ દ્વારા પ્રાપ્ત થતાં શિક્ષણ અંગે નું અવિસ્મરણીય પ્રદાન કર્યું છે. પ્રયત્નો અને દ્વારા અથવા તો અભિસંધાન શિક્ષણ પ્રાપ્ત કરવાનું કરાવાનું નથી પરંતુ તેઓ ના મતે શિક્ષણ, શિક્ષણ એજ જે તે પરિસ્થિતિ સાથેના

અને ઉકેલ સૂજી આવતા શિક્ષણ પ્રાપ્ત થાય છે. નો ચિંપાંજી વાનર નો પ્રયોગ ઉત્ક્રાંતિ વાદ ના સિદ્ધાંત પ્રમાણે નિમ્ન કક્ષા ના પ્રાણીઓ માં શિક્ષા અનુકરણ દ્વારા પ્રાપ્ત થતો જોવા મળે છે. પરંતુ ઉચ્ચ કક્ષા ના પ્રાણીઓ માં અભિ સંધાન અને આંતર સૂજ દ્વારા શિક્ષણ પ્રાપ્પ્ત થતું જોવા મળે છે. આંતર સૂજ દ્વારા પ્રાપ્ત થતાં શિક્ષણ, શિક્ષણ માટે વાનર ની એક પ્રજાતિ ચિંપાંજી પર પસંદગી ઉતારી હતી કારણ કે ઉત્ક્રાંતિ વાદ ના સિદ્ધાંત ના પ્રમાણે માનવ, માનવ જેવુ વિકસિત મગજ ફક્ત ચિંપાંજી અને ઉરાન્ત ઉટાંગ વાનર ની એક પ્રજાતિ પાસે જ હોય છે. તેમણે ચિંપાંજી સામે આવી પડેલી વિવિધ સમસ્યાઓ નો ઉકેલ કેવી રીતે લાવે છે એ માટે ના સમસ્યા ના પ્રકાર, પ્રકારો ને દ્રઢતા સ્વરૂપ માં રજૂ કરી અને

એક લાકડી મૂકી. સ્વાભાવિક રીતે જ ચિંપાંજી એ કેળાં ની લૂમ લેવા પાંજરા ની બહાર હાથ કાઢીને પગ કાઢીને અને પાંજરા ની બહાર વધુ ને વધુ પ્રયત્નો કર્યા આમ છતાં ચિંપાંજી ને કેળાં ની લૂમ લેવા માં નિસફળતા મળી. છેવટે કંટાળી ને તે પાંજરા ના પાછલા ભાગ માં જઇ ને બેઠો જ્યાં અચાનક તેની નજર લાકડી પર પડી. જેવુ, જેવુ તેનું ધ્યાન લાકડી પર ગયું કે તરત જ તેને, તેને લાકડી ઉપાડી પાંજરા ના આગળ ના ભાગ માં જ્યાં કેળાં ની લૂમ દેખાતી હતી

બે લાકડી વાળો પ્રયોગ. ચિંપાંજી ઉપર આંતર સૂજ અંગે અન્ય એક પ્રયોગ પણ કર્યો. તેમણે ચિંપાંજી સમક્ષ થોડી વધુ અઘરી સમસ્યા રજૂ કરવાનું આયોજન કર્યું. તેમણે કેળાં ની લૂમ પેલા ના પ્રયોગ કરતાં થોડી વધુ દૂર મૂકી જે પ્રથમ પ્રયોગ વળી લાકડી થી ચિંપાંજી ના હાથ માં આવી અકે તેમ નતી. પરંતુ આ વખતે પાંજરા માં એક નાની લાકડી મૂકી હતી. અને પેલી લાકડી થી લાંબી બીજી લાકડી પાંજરા ની બહાર મૂકી હતી. જે ચિંપાંજી પાંજરા ની અંદર પડેલી લાકડી થી પાંજરા માં લાવી અકે એમ હતું. સૌપ્રથમ તે ચિંપાંજી ને પેલા ના અનુભવ થી પાંજરા માં પડેલી લાકડી થી લૂમ લેવા નો પ્રયાસ કર્યો જેમાં સફળતા ન મળતા પાંજરા ની મૂકેલી પાંજરા ની બહાર મૂકેલી લાકડી ને પંજર ની અંદર પડેલી

અને તરત જ બંને લાકડીઓ જોડવા થી બનેલી મોટી લાકડી વડે કેળાં ની લૂમ પાંજરા પાંજરા પાછળ ખેંચી લીધી. આમ પેલા કરતાં થોડી વધુ અઘરી સમસ્યા પણ એ પોતાની આંતર સૂજ ઉકેલી શકયો ત્ખોત્રીજો ખ નો પ્રયોગ. એ થોડી વધુ અઘરી સમસ્યા રજૂ કરી ને આંતર સૂજ દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરી શકવાની ચિંપાંજી ની ક્ષમતા ને ચકાસી હતી. આ પ્રયોગ ના આયોજન માં તેમણે ઊચી છત વાળા ઓરડા માં ત્રણ ખોંખા, ત્રણ ખોંખા મૂક્યા હતા. આ ઊંચી છત વાળા ઓરડા ના વચ્ચો વચ્ચ કેળાં લટકાવ્યા હતા. ચિંપાંજી એ કેળાં જોઈ કૂદકો મારીને કોઈપણ રીતે કેળાં પ્રાપ્ત કરવાના નિસફળ પ્રયાસો કર્યા. ત્યારબાદ અચાનક ખોખ પર ધ્યાન જતાં જ ઓરડાની ખૂણા માં પડેલ ખોખને ઓરડાની વચ્ચો વચ્ચ લાવી તેની ઉપર ચડી કેળાં લેવાનો પ્રયત્ન કર્યો એમ તેને નિસફળતા મળી આથી તે નિરાશ થઈ ગયો. ત્યાં તેનું ધ્યાન અચાનક ઓરડા માં પડેલા અન્ય ખોંખાઓ તરફ ગયુ, ખોંખાઓ એક બીજા પર મૂકવાની રમત, રમત રમતા એને જબકાર્રો અને તરત જ તે બધા ખોંખાઓ ને વચ્ચો વચ્ચ ખસેડી લાવ્યો અને પેલેથી વચ્ચે પડેલા ખોખા ઉપર અન્ય ખોખા ગોઠવવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેમ કરતાં ખોંખા પડી ગયા. આ પ્રકાર ના પ્રયાસ સતત ચાલુ રાખતા અંતે ત્રણે ખોંખાઓ પડ્યા નહીં અને વ્યવસ્થિત રીતે એક ખોંખા પર બીજું ને બીજા ખોંખા પર ત્રીજું ખોખું ગોઠવીને ત્રણે ખોંખા ઉપર ચડી કેળાંની લૂમ લેવા જેટલી ઊચાઇ પર પોહચી ને કેળાંની લૂમ પ્રાપ્ત કરી અહી બહુ સ્પસ્ટ રીતે ચિંપાંજી ને પેલા મળેલા શિક્ષણ ના લીધે અન્ય સમસ્યામાં ઉપલબ્ધ સાધનો નો ઉપયોગ કરીને સમસ્યાનો હલ કેવી રીતે લાવી શકાય છે તે સમજાવે છે. જણાવે છે કે પ્રાણી સમસ્યા ઉકેલ ના શિક્ષણ તદન અપરિચિત બાબત માં પ્રયત્ન અને શરૂ કરીને ચોક્કસ શિક્ષણ પર પ્રભુત્વ પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવે છે અને આંતરસૂજ ની વિકાસ આ પ્રકારની આંતર સૂજ નું શિક્ષણ મેળવતી વખતે પ્રાણી સમક્ષ સમસ્યાનો તાગ મેળવી વેરવિખેર ને અને તેમના સંબંધ ને સમજવાનો પ્રયત્ન કરે છે તેને આંતર સૂજ કે આહ અનુભવી તરીકે ઓળખાવે છે. આમ સમસ્યા ના ઉકેલ ના શિક્ષણ માં સમસ્યા સમસ્યા યુક્ત પરિસ્થિતિ નું સયોજન થતાં સમસ્યા ઉકેલ ની દિશા માં નોંધપાત્ર સુધારો જાણતો નથી. પરંતુ અચાનક મગજ માં ઓચિંતો જ તેનો ઉકેલ પ્રાપ્ત થઈ જાય છે

જોકે મોટે ભાગે એક કરતાં વધુ શિક્ષણ ની નો ઉપયોગ થતો જોવા મળે છે. હવા પ્રદુષણ પ્રદુષણના normally સામાન્ય રીતે ત્રણ પ્રકાર હોય છે હવા પાણી જમીન એમાંથી આપડે આજે હવા પ્રદુષણ વીશે વાત કરીશું હવા પ્રદુષણ એટલે શું પહેલા તો એ તો હવા પ્રદુષણ એ પર્યાવરણ ને હાનીકારક અને દુષિત કરતા પદાર્થોનો પ્રવેશદ્વાર છે આ પ્રકારની જૈવિક આનીહારક હાનીકારક અને દુષિત સામગ્રીઓ ને પ્રદુસક કહેવામાં આવે છે તેઓ કચરાપેટી ગંદકી દુષિત પાણી વગેરે જેવી માનવીય પ્રવુતિથી પ્રદુષણ થાય છે આથી પ્રદુષકો પાણી હવા અને જમીન ની ગુણવત્તા અને દુષિત કરી નુકશાન પહોચાડે છે પ્રદુષણ એ આખી દુનિયાની સમસ્યા છે હવા પ્રદુષણ એક ખતરનાક ઘટના છે જે સ્વાસ્થ્યને ખુબજ હાનિકારક પહોંચાડવામાં પોતાનો મોટો ફાળો આપે છે હવા પ્રદુષણ એ વાતાવરણમાં હવાનું ખુબ જ મોટું દુષણ છે મોટા મોટા ઉદ્યોગો માથી ધુમાડો હાનિકારક વાયુઓ બહાર નીકળે છે તેના લીધે હવા પ્રદૂષણમાં વધારો થાય છે ત્યારબાદ automobile મોટા મોટા ભઠ્ઠા દ્વારા ઉત્પન્ન થતું CFC oxide વાયુ એ હવા ને દૂષિત કરે છે હવા પ્રદુષણ શેના લીધે થાય એના કારણો શું હોઈ શકે તો normally તો સામાન્ય રીતે તો આપણે જે સાધનોને ચલાઈએ છીએ ધુમાડો મોટી મોટી મિલોને એમાંથી જે વાયુ બહાર નીકળતા હોય તે તેના લીધે હવા પ્રદુષણની થતું હોય છે જે દૂષિત વાયુ હોય છે જે આપણને શ્વાસ લેવા માં તકલીફ પહોંચાડતા હોય તેના લીધે વાયુ પ્રદુષણ થતું હોય છે તો મોટી મોટી મિલોમાં ઘન કચરાને બાળી નાખે છે તેના ધુમાડા થી હવા પ્રદુષણ થાય છે વગેરે જેવા જૈવિક પદાર્થોથી વધુમાં વધુ માત્ર પર્યાવરણમાં નુકસાન કરે છે હવા પ્રદુષણને કારણે નાના નાના જન્મેલા બાળકોમાં પણ શ્વાસ સંબંધીત વિવિધ રોગ ફેલાય છે પાણીમાં પ્રદૂષણ વધવાને કારણે બાળકોમાં બીમારીઓની સંખ્યા વધી રહી છે મોટી મોટી મિલોમાં

filter કરી રહી ચોખી અને શુદ્ધ હવા આપણને આપે છે પરંતુ આજના સમયમાં માનવીઓ જમીન માટે વૃક્ષોને કાપી રહ્યા છે અને દિવસે દિવસે જંગલનો નાશ કરી રહ્યા છે આને કારણે વૃક્ષોની જે filtering ની ક્ષમતા ખૂબ મા ખુબ જ મોટો ઘટાડો થઈ રહ્યો છે છેલ્લા બે કે ત્રણ દાયકાથી વાહનોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે વાહનોની વધારો થવાના કારણે વાહનોમાંથી નીકળતો દૂષિત ઝેરી ધુમાડાથી હવા પ્રદુષણનું પ્રમાણ વધ્યું છે જે માનવ સ્વાસ્થ્ય માટે વધુ હાનિકારક છે લોકો વાહનોની સમયસર PUC કરાવતા નથી તેના કારણે પણ હવામાં પ્રદુષણ વધે છે હવા પ્રદૂષણમાં carbon dioxide ના સ્તરમાં વધારો થવાના કારણે હવા પ્રદુષણ વધી રહ્યું છે તેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને તેમજ મનુષ્યને ચામડીના રોગ પણ થાય છે હવા પ્રદુષણ વધવાના કારણે પ્રાણીઓનો પણ શ્વાસ લેવામાં તકલીફ પડે છે આજના સમયમાં થઈ રહેલુ દુનિયાનું ઔદ્યોગિક વિકાસ ઝડપી શહેરીકરણ અને અન્ય વિવિધ કારણોને લીધે હવા પ્રદુષણ થાય છે શ્વાસ લેવામાં માટેનો ઓક્સિજન વાયુનો સ્તર ઘટી રહ્યું છે હવા પ્રદૂષણના કારણે માનવીને વિવિધ પ્રકારના રોગ થઈ રહ્યા છે એ જ રોગો પશુઓમાં જોવા મળી રહ્યા છે

તેના મૂળમાં અટકાવવા માટે સરકારે ગંભીર રીતે પગલાં લેવાની સમયસર ખૂબ જ આવશ્યકતા છે હવે હવા પ્રદુષણને નિયંત્રણ કઈ રીતે કરી શકીએ બરાબર હવા પ્રદુષણ આપણે બંધ તો ના કરી શકીએ પણ એના ઉપર થોડું આંશિક રીતે થોડું સ્તર નીચે લાવી શકીએ થોડું પ્રદૂષણ ઓછું કરી શકીએ તો અહીં હવે આપણે પ્રદૂષણને કઈ રીતે નિયંત્રણ કરીશું એ જાણીશું હવા પ્રદુષણ અટકાવવા માટે દરેક મનુષ્ય પુનઃ વનીકરણ વધુને વધુ વૃક્ષો વાવવા જોઈએ

તેમ તેમ એ મોટા છોડ મોટા થશે તેમ આપણને શુદ્ધ હવા મળશે સરકારે મોટા મોટા ઉદ્યોગો માટેની નીતિ કારખાનાઓ અને ઉદ્યોગોમાંથી મુક્ત થતા ઝેર ને નદી કે તળાવમાં ભેળવવા દેવા જોઈએ નહીં આવા અનેક પ્રકાર પગલાં વિશ્વના દરેક દેશોએ કરવા જોઈએ ભારતમાં ધાર્મિક તહેવાર ખૂબ જ ધૂમધામ થી ઉજવાય છે તેને ધ્યાનમાં લઇ લોકો ભગવાનની મોટી મોટી POP મૂર્તિ બનાવે છે અને પછી એ તહેવાર પત્યા પછી એ મૂર્તિને પાણીમાં વિસર્જન કરે છે તેને લઈને પાણીમાં પ્રદૂષણ થાય છે ધાર્મિક તહેવારોને ધ્યાનમાં લઈ આપણે Eco friendly મૂર્તિઓનો ઉપયોગ કરવો જોઈએ આપણે પેટ્રોલ ડીઝલ જેવા ધાતુથી ચાલતા વાહનોનો ઉપયોગ ઓછો કરવો જોઈએ આ પ્રકારના ધાતુઓનો ઉપયોગ કરી આપણે આ પ્રકારના ધાતુઓનો ઉપયોગ કરી આપણે પર્યાવરણના હાનિકારક ઝેરી હવાનો ઉત્પન્ન કરી રહ્યા છીએ તે ન થાય આપણે કાળજી લેવી જોઈએ CNG કે electric વાહન નો ઉપયોગ કરવો જોઈએ જેથી હવા પ્રદૂષણમાં ઘટાડો થઈ શકે હવે તો આપણા ગુજરાતમાં Electrical vehicle પણ available થઈ ગયા છે CNG પેટ્રોલ પંપ પણ available થઈ ગયા છે હવે તો પેટ્રોલ ડીઝલ ગાડીમાં પણ આપણે CNG kit Install કરાવી શકીએ છીએ તેથી આપણે અર આપણાથી જેટલું બને એટલું હવા પ્રદુષણ ઓછું થાય તેની આપણે સંપૂર્ણ રીતે કાળજી લેવી જોઈએ જેથી આપણે હવા પ્રદુષણ ઓછું થઈને આપને આપણને પોતાના માટે આપણા પરિવાર માટે આપણે શુદ્ધ હવા મેળવી શકીએ હવા પ્રદુષણ સામાન્ય રીતે તો જે મોટી મોટી મિલો હોય છે કારખાના હોય છે એમાંથી જે ઝેરી વાયુ નીકળતા હોય છે એમાંથી જ થાય છે

પગલાં લેવા જોઈએ જેથી પ્રદૂષણ નિયંત્રણમાં રહે control માં રહે સરકારે એ રીતની એમની strategy બનાવી જોઈએ જેથી પ્રદૂષણ ઓછું કરી શકીએ અને આપણે તો વિશ્વમાં વૃક્ષ વાવો દિવસ પણ ઉજવીએ છીએ જેમાં આપણે લાખો હજારો વૃક્ષો વાવીએ છીએ school થી આપણે જે school હોય ત્યાં આપણે વ્રુક્ષો વાઈએ છીએ રોડ હોય તેની આજુબાજુમાં વૃક્ષો વાવવાથી આપણે પ્રદૂષણ ઓછું ઘટાડી શકે છે દરેક વર્ષે આપણે વીસ વૃક્ષો વાવો દિવસ ઉજવીએ છીએ જેનાથી આપણને જ લાંબા સમય થતા આપણને જ ફાયદો થશે તેથી હવાને શુદ્ધ મળશે જે દૂષિત હવા હોય એને filter કરીને શુદ્ધ હવા વૃક્ષો આપે છે તેથી વૃક્ષોનો નાશ ના કરવો જમીન માટે કરીને જંગલો ને ના કાપવા જોઈએ આપણે વૃક્ષો બચાવવા જોઈએ બેટી બચાવો આવે છે એ રીતે વૃક્ષો બચાવો અને વૃક્ષો વાવો નો કાયદો પણ આવવો જોઈએ જો કે કાયદો છે જ એનો આપણે વૃક્ષો વાવવાનો દિવસ ઉજવીએ છીએ જેથી હવા પ્રદુષણને

હવે આપણે જાણીશું સરદાર વલ્લભભાઈ પટેલ ના ગુજરાત ના સત્યાગ્રહ અમ નરહરિ પરીખ મોહનલાલ પંડયા તથા અબાસતયબજી જેવા કોંગ્રેસી

કર નહિ ભરી ને રાજ્યવ્યાપી બળવા માં સહભાગી થવા કહ્યું તેમણે સ્વાભાવિક મુશકિલી ઑ વચ્ચે પૂર્ણ એકઢા થતાં ઉશ્કેરિકર્ણ સામે અહિ અહિસા આચરવાને મહત્વ આપ્યું હતું તેમણે મોટાભાગે પ્રત્યેક ગામ માંથી ઉમણકારા ઉમણકાભેર પ્રતિસાદ મળ્યો જ્યારે બળવાનું એલાન થયું અને કર નહિ ભરવો ભરાયો ત્યારે અંગ્રેજ સરકારે મિલકત તાબેલ ના પશુઑ તેમજ આખે આખા ખેતર જપ્ત કરવા પોલીસ તથા થમકી આપવા વાળી પઠાણ પઠાણોની ટુકડીઓ મોકલી વલ્લભભાઈ એ પ્રત્યેક ગામ ના રહેવાસીઓને તેમની મૂલ્યવાન વસ્તુઑ છુપાવા તથા પોલીસ ના છાપા છાપા માં સ્વ રક્ષણ માં મદદ કરી શકે તો તેવા સ્વયં સેવીકો ની એક ટોળકી બનાવી હતી હજારો કાર્યકર્તા ઓ તથા ખેડૂતો ની ધરપકડ કરવામાં આવી પણ પટેલ ને બંધી બનાવામાં ન આવ્યા બળવાને ભારતભર માં સહાનુભૂતિ તેમજ પ્રશંશા મળવા માંડી અને તે

અને વર્ષ માટે કર નહિ ભરવા તથા તેનો દર ઓછો કરવા તેણે મંજૂર થવું પડ્યું આ ઘટના બાદ પટેલ ગુજરાતીઓ માટે નાયક તરીકે ઊભરી આવ્યા તથા ભારતભર માં તેમના વખાણ થયા ઓગનીશો વિશ માં તેઓ નવરચીત ગુજરાત પ્રદેશ કોંગ્રસ સમિતિ ના અધ્ય અધ્યક્ષ તરીકે ચુટાયાં કે જેનો કાર કારભાર તેમણે ઓગનીશો પિસ્તાલિશ સુધી સાંભળ્યો ગાંધીજી ની

તેમણે અમદાવાદ માં અંગ્રેજી વસ્તુઓની હોળી ઑ કરવામાં મદદ કરી તથા તેમાં પોતાના બધા અંગ ને અંગ્રેજી શેલી ના કપડાઓ નાખી દીધા તેમણે પુત્રી મણિબેન તથા પુત્ર ડાયાભાઈ સાથે સપૂર્ણ ખાદી પહેરવાનું ચાલુ કર્યું ચોરી ચોરા ની ઘટના બાદ અસહકાર ચળવળ ને થી બંધ કરવાના ગાંધીજી ના નિર્ણય ને પણ વલ્લભભાઈ એ સમર્થન આપ્યું ત્યારબાદ ઘણા વર્ષો દરમિયાન તેમણે ગુજરાત માં

કોંગ્રેસ માં તેઓ સ્વ રાજ્ય ટિક્કાકારો ની વિરુદ્ધ માં ગાંધીજી ના દ્રઢ સમર્થક રહ્યા વલ્લભભાઈ ઓગનીશો બાવીશ ઓગનીશો ચોવીશ અને ઓગનીશો સત્યાવીશ માં અમદાવાદ સુધરાઇ ના અધ્યક્ષ તરીકે ચુટાયા હતા અને તેમના કાર્યકાળ દરમિયાન અમદાવાદ ને મહત્વ ની વધારા ની વીજળી પૂરતી આપવામાં આવી ત્યાં ની શાળા પદ્ધતિ માં ભરખમ સુધારા થયા

શાળાઑમાં ભણ ભણાવતા શિક્ષકો ની માન્યતા અને પગાર માટે તેઓ લડ્યા હતા તથા તેમણે હિન્દુ મુસ્લિમ ના સવેદનશીલ મુદા ને પણ હાથ ધર્યો હતો ઓગનીશો સત્યાવીશ માં થયેલી અનરાધાર વર્ષા ને કારણે આવેલા પૂર માં અમદાવાદ શહેર તથા ખેડા જિલ્લા માં થયેલી જાનમાલ ની તારાજી ને પોહચી વળવા તેમણે સહાયતા અભિયાન નું સંચાલન કર્યું તેમણે જિલ્લા માં નીરખ નિરખશીતો માટે કેન્દ્રો ખોલ્યા ખોરાક દવા તેમજ કપડાં ની ઉપલબ્ધિ કરાવી આથી કરાવી આપી તથા સ્વયં સેવકો ઊભા કરી સરકાર તથા જન તથા જન સુખમય જન સમુદાય પાસે થી તાત્કાલિક નાણાં ભેગા કરી આપ્યા ઓગનીશો ત્રેવીશ માં જ્યારે ગાંધીજી જેલ માં હતા ત્યારે કોંગ્રેસી ઓયે સરદાર પટેલ ને ભારતીય ધ્વજ ને નહિ ફરકાવાના કાયદા સામે નાગપુર માં સત્યાગ્રહ ની આગેવાની કરવા કહ્યું વલ્લભભાઈ એ દેશભર માં થી હજારો સ્વયં સેવકો ને એકઢા કરી ધજ ધ્વજવંદાન આયોજ્યું તેમણે વાટાઘાટો દ્વારા બંધીઓની મુક્તિ કરાવી તથા રાષ્ટ્રવાદીઑ રાષ્ટ્રવાદીઓ જાહેર માં ધ્વજવંદન ધ્વજવંદન કરી શકે તેવી ગોઠવણ પણ કરાવી તે વર્ષ દરમિયાન પાછળ થી વલ્લભભાઈ તથા તેમના કાર્યકરો કાર્યકરમિત્રો મળીને પુરાવા એકઠા કર્યા કે જેના પ્રમાણે સરકાર ડાકુઑ સામે લડવા માટે વધારા નો કરવેરો નાખવાની માં હતી તેજ સમય દરમિયાન પોલીસ બોરસદ તાલુકા ના સ્થાનિક ડાકુ ઑ સાથે મળેલી હતી છ હજાર થી પણ વધુ લોકો વલ્લભભાઈ ના ભાષણ ને સાંભળવા એકઠા થયા હતા

તથા આજુ બાજુ ના તાલુકા ઑ વચ્ચે સૂચના ઓની આપલે ચાલુ કરાવી તાલુકા ના દરેક ગામે કર ભરવાનો પ્રતિકાર કર્યો અને સયુક્ત રહી ને જમીન અને મિલકત ને સરકાર ના કબજા હેઠળ જતાં અટકાવી એક લાંબી લડત બાદ સરકાર વધારાનો કરવેરો પાછો ખેચવા ત્યાર થઈ ઇતિહાસકારો નું માનવું છે કે આ લડત માં વલ્લભભાઈ ની મુખ્ય ભૂમિકા જુદું જુદું જુદી જુદી જાત ના જાતભાત ના લોકો ને કે જેવો ભિન્ન સામાજિક અને આર્થિક પાશ્વ ભૂમિ થી સંકળાયેલા તેમના સાથે લાવી તેમની વચ્ચે સુમેળ તથા વિશ્વાસ બેસાડવાની રહી એપ્રિલ ઓગનીશો સત્યાવીશ માં અમદાવાદ સુધાઈ ની તેમની જવાબદારીઓમાંથી બહાર નીકળી વલ્લભભાઈ આઝાદી ની ચળવળ માં પાછા જોડાયા જ્યારે બારડોલી માં કપરો દુષ્કાળ પડ્યો હતો